તેમાં ઘણા બધા ઘરો મકાનો અને બંગલાઓ દેખાઈ રહ્યા છે વચ્ચો વચ મોટી ઘડિયાળ પણ જોવા મળી રહી છે.

આ ચિત્રમાં કયું સ્થળ દર્શાવવામાં આવ્યું છે એ સ્પષ્ટપણે જાણી શકાતું નથી પરંતુ ત્રણ ફોરવીલ ગાડીઓ અહીં પાર્ક કરવામાં આવેલી છે.

આ કાર્યક્રમ કોઈ શાળાનો હોઈ શકે કારણ કે તેમાં ઘણી બધી સ્ત્રીઓ અને નાના-નાના બાળકો છે.

આ ચિત્રમાં એક જૂના મકાનની પાછળ એક ફોર વીલર વાન ઉભેલી દેખાઈ રહી છે.

જેમાં લાલ કલર ના ટેબલ અને ખુરશી ગોઠવેલા જોઈ શકાય છે જેના ઉપર ચારથી પાંચ સ્ત્રીઓ બેસેલી છે.

આ જગ્યાને જોતા એવું લાગે છે કે આ કોઈ મેડિકલ સ્ટોર અથવા તો એ_ટી_એમ હોઈ શકે.

એક મકાનની દિવાલ ઉપર અસંખ્ય વારીઓ જોવા મળે છે આ જગ્યાએ યાત્રાળુઓ ફરવા આવતા હોઈ સકે એવું લાગી રહ્યું--

અને નીચેના બોર્ડ ઉપર એક્સ રે સોનોગ્રાફી લેબોરેટરી અને તેની નીચે અંગ્રેજીમાં ડોક્ટર કિરીટ બી પટેલ અને ડોક્ટર વર્ષના કે પટેલ એવું લખેલું છે.

ચિત્ર કોઈ જાહેર સ્થળનું હોય એવું લાગી રહ્યું છે જ્યાં કંઈક કાર્ય ચાલુ હોય એવું લાગે છે.

ને હોલની ઉપરની દિવાલ પર લાઇટો પણ લગાડેલી છે અને આઠથી દસ પંખા લાગેલા છે હોલની અંદર બેન્ચઓ ગોઠવેલી છે જેના ઉપર છોકરાઓ અને છોકરીઓ બેસેલા છે.

જમની સંખ્યા લગભગ ચાલીસ હોય એવું લાગી રહ્યું છે અને હોલ ની દિવાલ પર બંને બાજુ સ્પીકર લગાડેલા દેખાય છે.